એના apartment માં અમે કરતા તા નોકરી. અમે પાચ છ જણા હતા. આંઠ કલાક એટલે આંઠ કલાક ઉભું જ રેવાનું તમારે. હ ઊભું જ, ઊભું રેવાનું હા બેસવા ના મળે પણ તમને પણ પગાર મસ્ત આપતા હતા મને સોળ હજાર રૂપિયા આપતા હતા. હા સોળ હજાર રૂપિયા અત્યારે, પૈસા માટે phone આવ્યો હતો એક વખત પણ મે ના પડી. મે કીધું sir અત્યારે તો બીજી જગ્યાએ નૌકરી ચાલુ છે મારી હમ જ્યારે જરૂર પડશે ત્યારે તમને કહીશું sir એટલું કે હા કે વાંધો નઇ કે તમારા માટે દરવાજો ખુલ્લો જ છે કે જયારે આવું હોય ત્યારે આઈ શકો છો પણ સાલો રજા ન આપે ને છોટુ રજા ન આપે યાર. હા રજા જ નથી આપતા યાર ઇ સા ઇ સા line માં તમને રાજા નથી મલતી. અહીંયા તો જોકે આપણને ચાર રાજા મલી પણ જાય હા અહિયાં આપણને ચાર રજા મલી પણ જાય, ત્યાં રજા નથી મળતી. હા એવું છે.

કેમ કે હું તો આ xerox ની line માં દસ વર્ષથી નોકરી કરતો હતો હું. એટલે મને બધો અનુભવ હતો. હમ એ પછી એને મે training આપી, ને એને complete બધું આવળી ગયું અને પછી મે છોડી ન્યાથી એવો problem થયો તો એના કારણે. તો થોડા problem create થતાં હતા ત્યાં નોક એના કારણે. હમ એટલે પછી છોડી દીધી મે પણ છોટું તારે તો યાર ગલ્લો બલ્લો છે આ તો ગલ્લો સંભાળ ને યાર એમાં સારી કમાણી નથી મળતી તને?

હં હં હમ હમ હમ હમ હમ

હા હા હા. હા હા હા હા. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા હા. હ હ હ હ હમ હમ હમ હમ

હા છોટુ તું ઘરમાં એક જ છો કે બીજા કોઈ ભાઈ છે તારે? નાનો છે હજી? army માં છે. સારું કેવાય યાર તો

તો એ ઘરે ક્યારે આવે વરસમાં એક વાર તો આવવા મલે ને એને?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 હા એ લોકોનું સારું એવું હોય નહિ એ લોકોને મલી જ જાય હે ને?

month એક મહીનામાં ચાર મલે? તો એ લોકોને કઈ પકડે બકડે નાશી એ લોકો નું કોઈ checking વેકીંગ થાય તો license હોય એટલે ના કરે ને કોઈ. હા અચ્છા અચ્છા અચ્છા અને એનું એનું કારણ શું યાર? કેમ કે ઠંડુ વાતવરણ હોય એના કારણે? અચ્છા. અચ્છા અચ્છા

હા હા હા. અચ્છા અચ્છા અચ્છા. અચ્છા અચ્છા અચ્છા અચ્છા એટલે drink પીવે તો એ energy આઈ જાય એને

હા હા હા અચ્છા અચ્છા અચ્છા

એમાં તો દસ ભણેલા હોય તો ચાલે ને એમાં તો, દસ ભણેલા હોય તો. હા દસ ભણેલા હોય તો ચાલે અને પછી એમાં તમારે main તો height body જ જોઈએ ને યાર આપડે એવું હે એટલો smarty છે?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

અચ્છા અચ્છા અચ્છા. તો તો સારું, હં હં હં સારું કેવાય તો તો હા બાપા બાપા બાપા બાપા લે drink? બાપા લે? મારા બાપા મારા બાપે શોખીન છે હો એમાં તો. એ તો ભે ભેગા થાય ને friend friend એટલે કરી લે program અન પછી રાત્રે આવે એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આ લોકોએ program કરેલો છે

હા હા હા હા અચ્છા અચ્છા હા એટલે પપ્પા જોડે તો ના બેસી ને પીવાય ને નઇ? હમ હમ હમ છોટુ તમારે કયું મકાન છે તું flat માં રો છો કે tenament છે?

એટલે હા નીચે કોણ રે?

હા હા હા હા. હં હં હં. હં હં હં હં. હા હા હા. હમ હમ હમ

અચ્છા અચ્છા અમારે એમાં અમારે એવું જ છે. અમારે કેવું છે કે અમારે છે ને અમે બીજા માળે રહીએ બરોબર. નીચે અમારા કાકાને એ રહે. બે માળનું મકાન છે અમારે ખાલી નીચે અમારા કાકાને એ રહે અને ઉપર અમે રહીએ હા હા હા, હા હા

ઠીક છે ઠીક છે ઠીક છે અને બીજું એમાં. મારા મારા ભાઈની detail માં સુ છે એના છે ને અત્યારે ઇ graduate થાય ગયો બરોબર એતો બિચારો ભણતો હતો અને નોકરી બી કરતો હતો સાથે ભણતો તો અને નોકરી બી કરતો તો સાથે સાથે અને અત્યારે complete graduate થઈ ગ્યો છે ને અત્યારે એને સારી નૌકરી મળી છે. એ આપણે hdfc bank માં છે અત્યારે cheque નું કરે છે પગાર સારું હોય પણ પગાર તો આપણે પૂછતા નથી. કે પગર કેટલો હોય. hdfc bank માં છે એટલે આપણે વીસ નું ઉપર તો સમજવાનું ને છે હમ

હા હા હા હા એતો છે યાર. અમારે યાર અમારે છોટુ અમારાં શું છે નાનપણમાં જીમ્મેદારી આવી ગઈ હતી યાર એના કારણે. દસ ભણ્યા બરોબર. દસ પછી બધી જીમ્મેદારી અમારી ઉપર આવી ગઈ father છે ને. father છે પણ તોઈ હવે father એકલા કમાતા હતા નહતું થાતું યાર કઈ. હા અમે તો બે બેનાં છે. બે બેન છે મારી અને બે ભઈ છીએ એટલે બન્ને બેનના marriage થઇ ગયા છે અત્યારે. બન્ને બેનના marriage થઈ ગયા છે. એક જીજાજી અમારે advocate છે. હં એક જીજાજી અમારે advocate છે. અને એક

હા હા હા હા

હમ હમ

હા હા હા હમ હમ હમ

કે પછી કોઈ બીજા કામ છે એમ કરીને ફરતા હોય. બાકી અમે એટલે ભાઈઓ અત્યારે બે ભાઈઓ ઘર ચલાવીએ છે અત્યારે તો, હું કેટલા, હું આ જો પગાર આ મારો સાડા નવ આવે ને તોઈ એમાં થી હું છ હજાર રૂપિયા તો ઘરમાં આપી દાવ બરોબર છ હજાર રૂપિયા ઘરમાં આપી દઉં એ મમ્મી વાપરે બધા ઘરમાં અને ભાઈ છે ને એ બધુ કરિયાણું ભરાઈ દે આખા મહિનાનું તેલનો ડબ્બો છે પછી electric bill છે

એટલે અમારે ચાલે અમારે ચાલે ચાલ્યા કરે છે

હમ હમ હમ હમ હમ હમ મોંઘવારીએ, મોંઘવારી કેટલી વધી ગય છે છોટું તને ખયાલ છે હા ખબર છે ને બિચારા જે બિચારા જે નવ દસ હજાર રૂપિયામાં કામ કરતા હોય આપડે તો જોકે ચાલે કે આપણે તો ચલો Family, joint family માં છીએ તો આપણું થઈ જાય છે. બાકી નવ દસ હજારમાં તો શું થાય. આ પુનિતલાલ ને જો તકલીફ જ છે ને અત્યારે હા teacher છે. મને વાત કરી તી મને પુનિતલાલએ અમને કે કે મારા mrs teacher છે કે તોઈ અત્યારે થાતું નથી કે શું કરવાનું ઇ પગારની જ રાહ જોતાં હોય બિચારા. ક્યારે પગાર આવે કે હા નાનો છોકરો છે અમને વાત કરી તી મને, નાનો છોકરો છે હા ગાજી, ગાજીયાપૂર, ગાજીયાપૂર.

Docomo માં હતા? Docomo માં હતા એ પહેલા?

હા હા હા. હા હા હા હા. અચ્છા. હા હા હા. અચ્છા અચ્છા અચ્છા હા હા હા હા અચ્છા અચ્છા અચ્છા હા આપે આપણને આપણે આપે આપે સામેથી ખવડાવે તનેય બોલાવે એમ તો. પેલા દિવસે પૂરીઓ લાવ્યા હતા ને તો મને બોલાયા તો, કાઇ ભી લાવે ને એ જ્યારે ત્યારે આપણને ખવડાવે જ ગોપાલભાઈ અંદર આવી જાવ આપણે હા. એક દિવસ તો ઢોકળા લાવ્યા હતા અંદર. દબ્બ્બો ભરીને લાવ્યા હતા હમ હમ હમ હમ નાં આમ તો સારો છે આમ તો કોઈ બી માહિતી આપડે જોતી હોય ને તો એમની પાસેથી મળી જાય એમ તો. કેમકે જૂના કેટલા એક વરસ, એક વરસ થયો છે? એક વરસ થયા છે પુનિતલાલ ને? આપણે એક વરસ થયા હશે પુનિતલાલને અહિયાં નોકરી કરે છે એમાં?

દ એ, એ હા પણ એમનો તો pf એ કપાય છે નઇ? એટલે હશે જ ને long time માટે હા હા હા હા. હા હા હા. હમ હમ હમ હમ હા હ હા હા હા. તમારું ચૌદ, ચૌદ હજાર નું package છે તારું? હા હા હા. હા હા. અરે હા યાર ખ્યાલ છે હો મને એક વાર તો તું પંદર પંદર વીસ દિવસે આવ્યો તો ને નોકરી ઉપર. હે ને? કેમ એ, એવું કઈ જતો રહ્યો તો? બહુ પહેલાની વાત છે. અમે જ્યારે હું નવો joining થયો ત્યારની વાત છે હમ સોહીલભાઈ સોહીલભાઈ પૂછાતા હતા કે कहा चला गया था એટલું સાંભળ્યું તું હું બાજુ માં બેઠો તો. હં હં હ હ હ, હ હ હ

હા હા હમ હમ હમ હમ હમ રજા તો જુવે યાર festival માં રજા આ લોકો નઈ આલતા યાર festival માં રજા આપવી પડે યાર ના આપવી પડે યાર? adjustment એય નઈ કરતા યાર કઈક adjustment કરે તો બરોબર છે કે ભાઈ ચલો ચાર કલાક કરી લઈએ તમે

હમ હમ હમ હમ હા હા હા હા

હ હ હ હ હ હ

હ હ હ હ હ હ હ હ

હા હા હા હા હમ હમ હમ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

શું થયું જવાદે કઈ ભૂલ હોય ને તો કોઈ બીજી વખત હવે ના થવું જોઈએ એમ કરીને જવા દે આપણને હા

હા એટલે એટલે મને કે તમારા call સારા હોય છે પણ અમુક ફેરા તમે tagging નથી કરતા ને અમુક ફેરા tagging ને ઇ રઇ જાય છે એનાં કારણ એ બાકી eighty five તો મારે આવી જાય જયારે જયારે પણ જયારે પણ call audit કરે ને ત્યારે અમારે tagging નથી થાતું એનાં કારણ એ tagging મન તો ખબર જ હશે તું તો tagging કરતો જ નઈ, કરસ? હે ને. મને ખબર જ છે હે ને હું અઈયા દેખતો હોઉં કોઈ નથી કરતુ યાર કોઈ નથી કરતુ અહિયાં tagging ખાલી પુનીતલાલ જ કરતા હોય છે

હા બાકી tv tv ના કો tv ના નઈ પેલા outgoing call આવે ને એતો ફરજીયાત કરું હું એને tagging તો outgoing ના તો બધા માં હું tagging કરું બાકી પેલા જે પંદર zero ત્રણ ના આવે છે ને એમાં કદાચ ઓછા થતાં હોય માંડ પણ પેલા tag હા હા હા

હ હ હ હ. હ હ હ હ હ હ. હા હા હાચી વાત છે. હમ હમ હમ હમ અચ્છા અચ્છા હ હ હ હ હ હ અચ્છા અચ્છા અચ્છા હમ હમ હમ

આશુભાઈ આમ મજાક ના time એ મજાક કરી લેશે પણ કામ ના time એ કામ એમનું લે છે એનાં કારણ એ

એ છોટું તે શું કીધું તું? હાર્દિક sir ને એવું કીધું તું કે આ લોકો રજા રાખી દેશે ને salary hold કરો તમે? તે એવું કઈ કીધું તું? પેલા દિવસે નતો હું સાંભડતો તો હાર્દિક sir કેતા તા ને હાર્દિક sir કેતા તા કે છોટુ આની હવે આગળ ની salary hold કરવી છે એટલે મજાક કરતા તા ને તારી જોડે હા હા હ હ હ હા હા હા હા

હવે જોવ છોટું, હવે છોટું, છોટું નવી team આવી રહી છે હો હવે, એ કદાચ floor ઉપર ક્યારથી આવાના છે? કાલથી આવાના છે? હે? હા સત્યાવીસ તારીખ થી floor ઉપર આવશે એટ્લે પાછડ જ બેસસે ને એ તો બધા અપડે તો આપડી જગ્યા પછી મળશે કે નહીં મળે?

હ હ હ અને આમાં શું છે આપડે હાર્દિક સાહેબ ની બાજુ માં બેસીને તો થોડું હા થોડુ લાગે કે ભાઈ ચલો અહિયાં બેઠા છે કઈ વાંધો નઇ પેલા પાછડતો કોણ ધ્યાન રાખે યાર. શું કરે છે ને શું ના નજરમાં રે કે ભાઈ છોકરાવઓ કામ કરે છે એના કારણે બીજું તો શું આશુ ભાઈ આશુ ભાઈ હવે જશે ને આશુ ભાઈ હવે જાશે નઇ હવે? હવે એમને ચાલુ થશે મે પેલું પતંગ દોરીની હા એટલે દસ પાંચ દિવસ એટલે દસ દિવસ ની તો લેશે ને રજા નઇ? હ હ હ હ હ હ હ ના છોડે યાર હાર્દિક sir છોડતા હશે યાર એટલું બધું

તો પછી તો બધુ આ પછી handling કોણ કરશે બધું? હે? આશુ, આશુ handling કરશે?

Handicap છે. હં હં એ ના કરી શકે. અહિયાં તો આપડા ધોર ધોરએ અહિયાં આ આ line માં એવું છે ને કે ધુરંદર હોવા જોઈએ. હા બોલવા વારા હોવા જોઈએ. બાકી તમે બોલી ના daring ના હોય તો તમે કઈ ના કરી શકો એમાં તમે

હ હ અચ્છા અચ્છા હા ધંધામાં હા ધંધામાં પૈસા છે બાકી આ line માં ધંધામાં ભલે એક time નવું ધંધો ખોલ્યો હોય ને, થોડું શરૂઆતમાં નુકસાન થાય હમ પણ જો મારા કાકાના છોકરાએ પેલા ચા ની કીટલી કરી તી મારા બેટાએ તો એને કઈ મળતું જ નતુ ને સાતસો આઠસો નવસો થોડો wait તો કરવો પડે ને યાર હજી તમે શરૂઆતમાં એમ કો કે મારે સાત આંઠ હજાર રૂપિયા જોઈ તો પછી થોડું થાય હા ઇજને કરવું પડે હા એટલે થોડો wait કરવો પડે તમારે hello ખુચર બી.

क्या कर रहे हो? , કેમ છો. મજામાં છી. મજામાં અમને સુ કરો છો સાંજનું હા સાંજનું જામી લીધું ને. જામી લીધું એમ બરોબર, પછી સુ કરે છે. કાયની બસ હવે જમીને TV જોઈંએ છીએ. TV જોવો છે એમને બરોબર સુ જોવો છો TV ઉપર. TV માં seriel આવે છે ગણપતિ એ જોવ છુ બરોબર એ જોવો છો એમને.

सही વાત છે એમતો કાય ખાલી કૃષ્ણ જોઉં છુ હવે या એક પછી આ ગણેશ ગણપતિ જોઉં ચુ પછી ઊંઘી જઉં. હમ news આવે ને આ ચોટી મોટી serial આવે એમતો કોઈ આવતું નહિ freedish હા આ free-dish માં એટલુજ આવે છે હમ બીજું કું ઉદયપુર જવાનું છે કાલે. હા જવાનું છે ને કાલે.

અમ બપોરે નીકળવું નવ દસ અગ્યાર વાગે. નવ દસ વાગે નીકળવાનું છે અમને.